જાવામાં મેથડ્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું મેથડ ને બનાવવું
અને મેથડ ને કોલ કરવું
અહીં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ ૧૧૧૦ જાવા ડેવલપમેંટ કીટ ૧૬ અને એક્લીપ્સ ૩૭૦ આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામને કેવી રીતે લખવું કમ્પાઈલ કરવું અને રન કરવું
જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ જુઓ httpwwwspoken tutorialઓર્ગ જાવા મેથડ એ સ્ટેટમેંટોનો એક સંગ્રહ છે જે અમુક ચોક્કસ ઓપરેશનો કરે છે
ચાલો હવે એક મેથડ લખીએ
તો એક્લીપ્સમાં મેં પહેલાથી જ મેથડ્સ પ્રોજેક્ટ બનાવ્યું છે
પ્રોજેક્ટમાં મેં મેથોડેમો નામનો જાવા ક્લાસ બનાવ્યો છે
ક્લાસમાં મેઇન મેથડની બહાર આપણે મેથડ લખીશું
તો ટાઈપ કરો વોઇડ મેથડનું નામ ચાલો તેને ડિસ્પ્લેમેસેજ તરીકે નામ આપીએ કૌંસ Enter અને કર્લી કૌંસ
મેથડ વેલ્યુ રીટર્ન કરી શકે છે
પરંતુ જો તમે નથી ઈચ્છતા કે મેથડ વેલ્યુ રીટર્ન કરે તો કીવર્ડ વોઇડ ને વાપરવામાં આવે છે
ઠીક છે હવે કર્લી કૌંસની અંદર મેસેજ પ્રીંટ કરીએ
તો ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન હેલ્લો મેથોડ
તો આપણે મેથડ લખી છે
હવે આ મેથડ ને કોલ કરીશું
તો મેઇન મેથડ અંદર આપણે મેથોડેમો ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીશું
તેથી મેથોડેમો ઓબ્જેક્ટનું નામ
ચાલો તેને એમડી તરીકે નામ આપીએ ઇકવલ ટુ ન્યૂ મેથોડેમો કૌંસ અર્ધવિરામ
તો આપણે ન્યૂ ઓપરેટરની મદદથી મેથોડેમો ક્લાસનો ઓબ્જેક્ટ એમડી બનાવ્યો છે
હવે ડિસ્પ્લેમેસેજ મેથડને કોલ કરીએ
તો ટાઈપ કરો એમડી ડોટ ડિસ્પ્લેમેસેજ મેથડને કોલ કરવા માટે ડોટ ઓપરેટરનો ઉપયોગ થાય છે
હવે રન આઇકોન પર ક્લિક કરી આ એપ્લીકેશનને રન કરીએ
કંસોલ પર હેલ્લો મેથોડ આઉટપુટ જોઈએ છીએ હવે વોઇડ નાં બદલે ઇન્ટિજર ને રીટર્ન કરીએ
તો ટાઈપ કરો ઇન્ટ એ સાથે જ મેથડ પબ્લિક પણ બનાવો જે દરેક જગ્યાએ એક્સેસ થાય છે મૂળભૂત રીતે તે પ્રાઇવેટ હોય છે જે ફક્ત એજ ક્લાસ અંદર એક્સેસ થાય છે જ્યાં તે લખાયેલ છે
હવે મેથડની અંદર ટાઈપ કરો રિટર્ન સેવેન અર્ધવિરામ
યાદ રાખો મેથડમાં આપણે રીટર્ન સ્ટેટમેંટ બધાની અંતમાં લખીએ છીએ
કારણ કે રીટર્ન સ્ટેટમેંટ પછીથી કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થતા નથી
હવે મેઇન મેથડની અંદર અંતમાં પ્રીંટ સ્ટેટમેંટ ટાઈપ કરો
તો ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ println કૌંસમાં આપણે મેથડ કોલ કરીશું
તો કૌંસમાં એમડી ડોટ મેથડ મુકો અર્ધવિરામ રદ્દ કરો
આ મેથડની રીટર્ન વેલ્યુને પ્રીંટ કરશે
એપ્લીકેશન રન કરો
આપણે જોઈએ છીએ કે આઉટપુટમાં વેલ્યુ ૭ પ્રીંટ થઇ છે
હવે આપણે બીજી એક મેથડ લખીશું અને આ મેથડને ડિસ્પ્લેમેસેજ માં કોલ કરીશું
તો ટાઈપ કરો પબ્લિક વોઇડ મેથડનું નામ સ્ક્વેર કૌંસમાં ઇન્ટ એ
અહીં આપણે ઇન્ટ એ ને મેથડનાં પેરામીટર તરીકે આપીએ છીએ
હવે કર્લી કૌંસમાં ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં એ ગુણ્યા એ તો આપણે સ્ક્વેર મેથડ લખી છે
તે ઈન્ટીજરનાં વર્ગને દર્શાવશે જે પેરામીટર તરીકે અપાયું છે
ચાલો આ મેથડને ડિસ્પ્લેમેસેજ મેથડમાં કોલ કરીએ
તો ટાઈપ કરો સ્ક્વેર કૌંસમાં ઇન્ટિજર 5 અર્ધવિરામ
એપ્લીકેશન રન કરો
આપણે જોઈએ છીએ કે આઉટપુટ ૫ નો વર્ગને દર્શાવે છે જે ૨૫ છે
હવે ચાલો એપ્લીકેશનનાં ફ્લોને સમજીએ
શરૂઆતનું પોઈન્ટ મેઇન મેથડ છે
મેઇન મેથડમાં આપને પ્રથમ ડિસ્પ્લેમેસેજ ને કોલ કરી છે
તેથી કન્ટ્રોલ ડિસ્પ્લેમેસેજ પર જાય છે
અને ડિસ્પ્લેમેસેજ માનાં તમામ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થાય છે પહેલું છે પ્રીંટ સ્ટેટમેંટ
ત્યારબાદ સ્ક્વેર મેથડ વચ્ચે આવે છે
જેથી કન્ટ્રોલ સ્ક્વેર મેથડ પર જાય છે
સ્ક્વેર મેથડ ઈન્ટીજર ૫ લે છે અને રીટર્નમાં ઈન્ટીજરનાં વર્ગને આપે છે દાત
૨૫
ત્યારબાદ કન્ટ્રોલ પાછું ડિસ્પ્લેમેસેજ પર જાય છે
અને તે વેલ્યુ ૭ ને રીટર્નમાં આપે છે
ત્યારબાદ કન્ટ્રોલ પાછું મુખ્ય કંસોલ પર જાય છે
મેઇન મેથડમાં કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ માટે બાકી ન હોવાથી એપ્લીકેશન બંધ થાય છે ઠીક છે હવે ડિસ્પ્લેમેસેજ ને સ્ટેટિક બનાવીએ
તો પબ્લિક પછી સ્ટેટિક ટાઈપ કરો
આપણે જોયું કે આપણે સ્ટેટિક મેથડની અંદર નોન સ્ટેટિક મેથડને બોલાવી શકતા નથી તેથી આપણે આ કોલને કમેન્ટ કરીશું
જો કે મેઇન એ સ્ટેટીક મેથડ છે તેથી આપણે સ્ટેટીક ડિસ્પ્લેમેસેજ ને આ અંદર કોલ કરી શકીએ છીએ હવે સ્ટેટીક મેથડ માટે આપણને ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી
તો આપણે આ ઓબ્જેક્ટ બનાવવાને કમેન્ટ કરીશું
એ સાથે આપણે એમડી ને પણ રદ્દ કરીશું
એપ્લીકેશન રન કરો
આપણે આઉટપુટ હેલ્લો મેથોડ અને 7 જોઈએ છે
આપણને ૨૫ દેખાતો નથી કારણ કે આપણે સ્ક્વેર મેથડ માટે કોલને ટીપ્પણી કરી છે આપણે બીજા ક્લાસમાંથી પણ મેથડને કોલ કરી શકીએ છીએ
તે માટે મેં ડેમો ક્લાસ બનાવ્યો છે
ક્લાસની અંદર મેથડ બનાવો
તો ટાઈપ કરો પબ્લિક વોઇડ શો કૌંસ Enter છગડીયા કૌંસમાં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન આઇ એએમ ફ્રોમ ઓથર ક્લાસ
ફાઈલને સંગ્રહીત કરો
મેથોડેમો ક્લાસ મેથડ પર પાછા જાવ હવે આપણે આ શો મેથડને મેથોડેમો ક્લાસ મેથડની અંદર કોલ કરીશું
000928 000921 તે માટે આપણને ડેમો ક્લાસનું ઓબ્જેક્ટ બનાવવાની જરૂર છે
આ એટલા માટે કારણ કે શો મેથડ ડેમો ક્લાસને અનુસરે છે
તો ટાઈપ કરો ડેમો dnew ડેમો કૌંસ અર્ધવિરામ ત્યારબાદ શો મેથડ કોલ કરો કૌંસ
ચાલો આ એપ્લીકેશનને રન કરીએ
આપણે કંસોલ પર જોઈએ છીએ આઇ એએમ ફ્રોમ ઓથર ક્લાસ
આ રીતે જાવામાં મેથડો વપરાય છે
મેથડ નામ અને પેરામીટરો મેથડનાં સિગ્નેચરની રચના કરે છે
જયારે કે છગડીયો કૌંસ અને સ્ટેટમેંટો મેથડનાં મુખ્ય ભાગની રચના કરે છે
તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા મેથડને બનાવવું મેથડને કોલ કરવું અને મેથડોની જુદી જુદી સિગ્નેચરો સ્વઆકારણી માટે એક મેથડ બનાવો જે ઇન્ટીજરનાં ઘનને પ્રીંટ કરે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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર